બીજો માણસ લાલ શર્ટ પેહરીને બેઠેલો છે અને કામ કરી રહ્યો છે.

પ્રવેશ દ્વારની અંદર એક રસ્તો દેખાય છે જે અંદરના વિસ્તાર તરફ જાય છે આ જગ્યા સુંદર અને શાંતિપૂર્ણ લાગે છે.

આ દ્રશ્ય કોઈ પ્રાણી સંગ્રહાલય અથવા વન્યજીવ અ અભ્યારણનું હોઈ શકે છે.

પલંગ ની સપાટી પર કેટલાક સાધનો અને વાયર પડેલા છે જે દર્શાવે છે કે કામ ચાલી રહ્યું છે.

કદાચ વરસાદ ને કારણે આસપાસના પથ્થરોને વનસ્પતિ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.

આ ચિત્રમાં એક દુકાન દેખાય છે દુકાનનું નામ સાંઈ રૂપા ફિશિંગ મટીરીલીય મટીરીયલ લખેલું છે.

જે ક્રોંક્રીટ પરિવહન કરે છે આવા પ્લાન્ટ મોટા બાંધકામ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ છે.

એક કુંડામાં છોડ છે અને ટેની બાજુમાં લાકડાની ટોપલીમાં કેટલીક વસ્તુઓ રાખેલી છે.

આ ચિત્ર નવરંગ લસ્સી અને રેસ્ટોરન્ટ ના આંતરિક વિભાગનું દ્રશ્ય દર્શાવે છે.

એ લાલ રંગની સપાટી પર રાખેલું છે બેગ ની અંદર અથવા ઉપર કા કાળા મોજા જેવી વસ્તુઓ દેખાય છે.

આ દ્રશ્ય ખૂબ શાંત અને રમણીય લાગે છે ચિત્રમાં કુદરતી સૌંદર્ય અનુભવ થાય છે.

આ ચિત્રમાં માનવસેવા ટ્રસ્ટ વલસાડનું વાન્ વાનપ્રસ્થાશ્રમ બતાવવામાં આવ્યું છે.

આ છોડ લીલા અને સ્વસ્થ દેખાય છે આ છોડ કદાચ આ વાવેતર માટે તૈયાર છે અથવા વેચાણ માટે રાખવામાં આવ્યા છે.

કેબીન નો રંગ લીલો છે અને તેમાં ઘણા ડાયલ્સ અને કંટ્રોલ લીવર છે.

આ ચિત્રમાં શાકભાજીનો એક સ્ટોલ દેખાય છે અહીં તાજા શાકભાજી વિવિધ ટોપલીઓમાં ગોઠવેલા છે.